ઓછો અને અને વદરા જેવુ લાગે છે આ દ્રશ્ય કોઇ ગ્રામીણ કે --

આ એક ખુલ્લો મેદાન છે મેદાનના અંદર ઘાસ ચરતી ગાયો પણ દેખાય છે અને વૃક્ષો દેખાય છે.

આ ચિત્ર ખુલ્લા વિસ્તારનો નજારો દર્શાવે છે જેમા ઘણી બધી લીલા વૃક્ષો અને છોડવાઓ દેખાય છે.

આ ચિત્રમાં એક પાણીનો ધોધ ખુબજ સરસ વહી રહ્યુ છે બે છોકરીઓ અને બે છોકરાઓ પણ દેખાય રહ્યા છે.

ઘણા બધા ફૂલો પણ દેખાય રહ્યા છે ઘણી બધી કુરશીઓ અને આ ચિત્ર ખૂબજ સુંદર દેખાય રહ્યું છે.

આ ચિત્રામાં એક હોટલ દેખાઈ રહી છે હોટલ ના સામે મૂકેલી બાઈક કાર હોટલ પર લાગેલા પોસ્ટરો ઘણા બધા વૃક્ષો અને એક હાઇવે પણ દેખાઈ રહ્યું છે.

આ ચિત્રમાં માઁ ચામુંડા નોવેલ્ટી સ્ટોર નામની એક દુકાન દર્શાવવામાં આવી છે.

એક પુરુષ જાઈ રહ્યો છે એમ દેખાય છે અને એક પવનચક્કી અને એક ટાવર દેખાઈ રહ્યો છે.